આ ચિત્રમાં આપણને એક કેક હાઉસ ધ લાઈવ કેક શોપ જોવા મળે છે.

રસ્તાને ડાબી બાજુ એક દ્વાર જોવા મળે છે અને બે વિદ્યાર્થીઓ સ્કુટી ઉપર જુવે છે.

આ ચિત્રમાં ચોરસ અને ગોળ તરીકેના કેક જોવા મળે છે.

દુકાનની અંદરની રોશની પર દેખાય છે જે દર્શાવે છે કે દુકાનમાં કામ ચાલુ છે.

કાજુ બદામ પિશ્તા ડ્રાયફ્રૂટ થી શુદ્ધ દેશી ઘી નો ધારી આ દુકાનમાં મળશે.

આ એક મોટા રૂમ ની ફોટો છે જેમાં લાકડાની દિવાલો અને ફ્લોરિંગ છે.

આ સબ્જી બજારમાં બઉ લોકો સબ્જી વેચવા અને બઉ લોકો સબ્જી ખરીદવા માટે આવ્યો છે.

આ ચિત્રમાં આપણને એક ગ્રોસરી સોપ જોવામાં મળે છે.

તેલના ડબ્બા પણ અલગ અલગ પ્રકાર ના છે જેમાં પાંચ લિટર બે લિટર અને એક લિટર નો ડબ્બો જોવા મળે છે.

આ દૃશ્યમાં સુખા અને ઓછા વૃક્ષો વાળો વિસ્તાર તેમજ કેટલા ખેતરો અને વસાવતો પણ નજર પડે છે.